જો ધાર્મિક તેહવાર છે. એ મા આ બધા તેહવાર નો સેમાવેશ થાય જેમ કે દિવાળી છે હોળી છે રક્ષાબંધન એ બધા શુ કેહવાય આપણા ધાર્મિક તેહવારો છે

જયારે પન્દરમી ઓગ્સટ છવિસમી જાન્યુવારી એ બેધા અપણા રાષ્ટ્રીય તહેવાર છે અને જે બાકી રહયા એ બેધા નો સ્થાનિક તેહવાર મા સેમાવેશ થાય છે. લે તને તો હારું છે ગણું સારું આવુ બધુ જાણવા માળિયુ હાહા કેમ નઈ આપણે ખબર જ હોય ને કયા દેશ મા રહી એ છે એવુ તારુ કયુ પ્રિય તહેવાર છે મારો પ્રિય તહેવાર તો દિવાળી જ છે અરે અરે હુ અના પર તો આપડે ચર્ચા થઇ જસે

હમ અપડે ભારત મા રહીએ છીએ અને ભારત ની પ્રજા થઇ ને જો તેહવારો વિશે ખબર ના હોય તો એ તો શરમ ની વસ્તુ કેહવાય

ભારત ની પ્રેજા તો પેહલે થી જ દિવાળી ને એ બેધા તેહવારો માટે ખુબજ ઉતહસા ધેરાવે છે

કોઈ પણ તેહવાર હોય ભારત મા તો ખુબજ શુ કેવાય ઉત્ષા થી દરેક તેહવાર ઉજવતા હોય

જે વી રીતે દિવાળી પણ એક પ્રકાશ છે તહેવાર બી શું કેહવાય દિવાળી પણ અપડે પ્રકાશિત કરી દે છે જીવન મા બરોબર છે દિવાળી એ શું કેવાય ભારત નો ઉજવવા મા આવ તો સૌથી મોટા મા મોટો તહેવાર હોય ને તો એ દિવાળી છે ભારત ના લોકો મા આ શું કેહવાય દિવાળી નો તહેવાર ખુશી લઇ આવે છે ખુશીયો નો તેહવાર કઈ એ તો દિવાળી પણ એક વસ્તુ એવી પણ છે કે અપેડા જે પણ તેહવાર બનાવ્યા છે ને તેની બેધા ની અલગ અલગ વિસીસ્તા પણ છે હમ જેમ કે હોળી જો અમા રંગો નો એક અલગ વિસીસ્ટા ઓ છે કે ભાઈ લોકો જીવન મા રંગ ભળે એના ઉદેશી ને નક્કી કરવા મા આવે પછી તે જોયુ છે ઉતરાયણ જે લોકો બવ આનંદ થી મેનાવે છે બરાબર જેમ પતંગ ઉડે એમ તેમારો વિકાસ પણ ઉંચે લઇ જાવ એને પણ આપડે કરી આવે છે તો આ દિવાળી પાછળ આ વું શું કારણ છે દિવાળી પાછળ તો ભાઈ એના ગણા બધા કારણ કે કેમ માનવા મા આવે છે એ ગેના બધા કારણ છે તને એક વસ્તુ એમ કવ તે દિવાળી કેમ માનવા મા આવે છે

હા આમા એવુ કેવા મા આવે છે કે અયોધ્યા મા રાજા દશરથ હતા

હવે જયારે એમ ને પુત્ર ના હેતા તો પુત્રો માટે એમને યજ્ઞ કરિયો એમના થી એમ ને ચાર પુત્રો ની પ્રાપ્તિ થઇ જેમા રામ, લક્ષ્મણ, ભરત શત્રુગન એ ચારો પુત્ર એમના જયારે મોટા થયા વિદ્યા અભ્યાસ કર્યું ઔર એમ ને વન મા વિશ્વામિત્ર જોડે રામ લક્ષ્મણ બનવા રક્ષશો ને મારવા ગેયા ત્યાજ એમનો લગ્ન સીતા જોડે થયો જે આપણે બધા જાણીએ જ છે

જાણે છે જયારે ધનુષ તોડી ને રામ સીતાજી નું સ્વય્મર એ થયુ એમા ચારેય પુત્રો નુ લગ્ન સાથે સાથે થઇ ગયુ એબી તું જાણતો જ હશે હા ભાઈઓ નુ પિતા ની બેહનો સાથે લગ્ન થાયુ લક્ષ્મણ નો ઉર્મિલા જોડે ભરત નો સુકેતી જોડે આવી રીતે બેધા ભાઇઓ નું લગ્ન એમની બેનો કાકા ચાચા ની છોકરીયો જોડે થઇ ગયુ

એબી આવશે ભાઈ આખી સ્ટોરી તને કવ છુ અમા આવું થાય છે કે અવુ થાય છે કે લગ્ન કરી ને આવે છે ત્યારે રાજા દશરથ

એ જ ને પેલો રાવણ કઈક રૂપ લઇ ને આવે તો હોય છે

હા એ પણ જાણવા જેવું છે

એમા એવુ હોય છે કે એક દિવસ રાવણ ની બેન સુર્પન્ખા ત્યા થી જતી હોય છે તે ઉપર થી જોવે છે ત્યા રામ લક્ષ્મણ અને સીતાજી ત્યા આશ્રમ બેનાવી ને રેહતા હોય છે બનાવી ને અને એને રામ પણ લક્ષ્મણ પણ બવ સુંદર લાગે છે અને તે અકેર્ષિત થઇ ને એ આવે છે ત્યારે એમ ને લગ્ન ની સમક્ષ મુકે છે ત્યારે લક્ષ્મણજી નાક કાપીદે છે

ત્યારે સુર્પન્ખા રોતી બીલાતી જાય છે રાવણ પાસે અને રાવણ ત્યારે ખબર પડે છે કે મારી બેન ની હાલત આને આવી કરી છે એટલે એ એમના થી બદલો લેવા માટે સીતાજી નું હરણ કરે છે

અને એ સીતાજી ને ત્યાંથી લઇ આવે છે અવે અહિયા થી થાય છે આપણે હવે દિવાળી કેમ મેનાવા મા આવે છે

હવે સીતાજી ને એ લાવ્યા ત્યારે એ સમય ચૌદ વર્ષ પૂરું થવા આવીયાતા

તો અયોધ્યા વાસી એમની રાહ જોઈ રહયા હેતા તો આવું થયુ કે ત્યા રાવણ મારી ને એ પાછા આવ્યા તો ત્યારે એકાદશી એ આવ વા નો એમ ને એ હતું કે ભાઈ એકાદશી રામ અયોધ્યા મે પાછા આવશે તો અપેડે તે સાંભળી હશે એકાદશી કેહવામા આવે છે હા સૌથી મોટી એકાદશી હા એ એકાદશી મા આખી અયોધ્યા નગરી એ લોકો એ પોતાના ઘર લીપી-કોટી ને સંઘર્યા રંગોથી બેનાય ને સંઘારી સેજાઈ રાખ્યતા અમને હતું આજે રામ અયોધ્યામા પૂરો ચૌદ વર્ષ થઇ ગયા છે અને આજે અયોધ્યા મા પાછા આવશે પણ રામ ને ત્યાં સીતાજી ને પાછા ભારત મા તો આવી ગયા તા પણ સીતાજી એ જયારે વનમા ગયાતા ત્યારે અમને નદી સર્યુંનદી આગળ અમને

તો હુ પૂરી કરી ને પછી જઈશ તો એમને કીધું સારું એ હનુમાનજી ને અયોધ્યા મોકલે છે કે તમે હનુમાનજી અયોધ્યામાજાવ નહિ તો એ બૌ નિરાશ થશે

ઘર ઘર સીતા માતા ની પૂજા થાય છે એજ રીતે આપણે આજે પણ લક્ષ્મીજી ની પૂજા કરીએ છે પછી કાળી ચૌદશ કારણ કે કાળી ચૌદશ કેમ કેહવા મા આવી

કાળી ચૌદસ એટલે ગણવા મા આવી કે એ દિવશે લોકો ની રાહ જોતા જોતા એ લોકો એટલા બેધા એ થઇ ગયા તા કે એમ ને અમાસ નો જે દિવસ દિવાળી હોય છે ને એ પણ એમ ને નીકાળવુ બવ ભારે લાગતુ હતુ એ એમ કે એમનો કાળો જે હોય એ લાગતો તો ક્યારે આ દિવસ જાય ને ક્યારે રામ આવે એટલે એ એમનો શું કેહવાય એમનો એમ કે અને કાળી ચૌદશ ના રૂપે મેનાવ્યુ એ એ દિવસ ની રાહજ એટલી જોતા હતા કે ક્યારે આવસે આવસે અમાસ જયારે અમાસ આવે છે ત્યારે ફરીથી ઘર મા જગમગ જગમગ આખુ નાગર સણગારી દે છે રંગોલી કરીદે છે ઘર ઘર નવા-નવા વ્યંજનો બેનાવે છે કે ભાઈ આજે રામ આવવા ના છે અયોધ્યા મા અને આવી રીતે એમ કે આમા જયારે પછી સાંજે જયારે મા રામ આવે છે સીતાજી ને બેધા આવે છે ત્યારે અયોધ્યા ની ખુશી નો પાર નહી રેહતો

બરાબર એટલે ટૂંક મા કહીએ જો આપડે તો ભગવાન રામ એમનો ચૌદ વર્ષ નો જે વનવાસ હતો એ પૂરો કરી ને અયોધ્યા આવિયા એની ખુશી મા અપડે દિવાળી નો તેહવાર ઉજવતા હોઈએ છે બરોબર ને

એટલે જ આપડે દરવર્ષે દિવાળી નો તેહવારઉજવી એ છે આ ઉપરાંત જે આપેડુ કંદ પુરણ છે એના અનુસાર દિવાળી સાથે ગણી બધી વાતો જોડાયેલી છે અધ્યાત્મિક ધ્રસ્તી કોણ થી પણ દિવાળી ખુબજ મહત્વ ધેરાવે છે

હિંદુ ઓં નો સૌથી મોટો તેહવાર ગણી યે ને તો દિવાળી કહી શકાય હમ જો દિવાળી નો ઈતિહાસ તો ગણો જુનો છે ગણી બધી પૌરાણિક કથાઓ એની સાથે જોડાયેલી છે પણ એ પૈકી હુ તને એક કવ જેમ કે કેટલાક લોકો એવું માને છે કે સતયુગ હતો જયારે ત્યારે આ દિવશે ભગવાન નરસીંહ એ હીરાન્યક્ષ્ય્પુ જે હતો પ્રેહ્લાદના પિતા રાક્ષસો નો રાજા એમનો વધ કરિયો હતો એટલે આ દિવાળી મેનાવા મા આવે છે એવું ઘણા લોકો નુ માનવું છે આ ઉપરાંત કેટલાક લોકો એવુ પણ મને છે જે કારતક મહિના ની જે અમાવશ હોય છે એ દિવશે દ્વાપર યુગ કે જ્યાં ભગવાન કૃષ્ણ હતા એ કૃષ્ણ ભગવાને નાર્કાઅશુર નુ વધ કર્યું હતો એટલે દિવાળી ઉજવાય છે તો કેટલાક લોકો એવું પણ મને છે કે આ દિવશે માતા લક્ષ્મી દૂધ ના સાગર માંથી પ્રગટ થયા હતા અને કેટલાક લોકો આવું માને છે કે આ દિવશે માતા શક્તિ એટલે કે પાર્વતી એ મહાકાળી નુ સ્વરૂપ લીધું હતુ એટલે દિવાળી ઉજવવા મા આવે છે હવે જોયુતે કે દિવાળી સાથે કેટલી બધી પૌરાણિક કેથાઓ જોડાયેલી છે

ખરેખર એટલા બધા દેવતા દેવીયો નું મહત્વ જોડાયેલુ છે દિવાળી સાથે તો તો દિવાળી હિન્દુઓં માટે સૌથી મોટો તેહવાર જ કેહવાય ને

પછી જો દિવાળી ની ધાર્મિક રીતે ઉજવણી ના થાય આટલી મોટી તો પછી કઈ મહત્વ રેહતુ નથી

અરે દિવાળી ની વાત અવતાજ મારા દિલ મા ઉમંગ ઉઠવા માળે છે

મારો ખરેખર મારો પ્રિય તેહવાર છે દિવાળી

કે ઓહો ઓ સચ મા કઈ નવુ જ થઇ રહીયુ છે ફરી તે જોયુજ હશે કે ઘર મા આમ મીઠાયો કેટલી બધી મીથાયો ને પકવાનો ને બનતા હોય છ અને એક વાત એવી છે એમાં ખબર છે એમા

કે જે ગરીબ લોકો હોય ને હમ એમ ને પણ એટલી બધી ઉમંગ હોય છે એ લોકો પણ એમના ઘર મા કઈ ને કઈ નાની મોટી મીઠાયો ને એમના ઘર મા આવુ રે કે ના દિવાળી છે

આ દિવાળી તો બધા માટે ખુશી નો તેહવાર હોય છે જો આ દિવાળી સાથે એટલી બધી કેથાઓ તો જોડાયેલી છે પણ જે મેન ભગવાન રામ ની જે વાત કરી એમા હુ થોડુ કેહવા માગી હમ જે રામ ભગવાન ની જે વાર્તા છે ને એ સૌથી પ્રિય છ કે ત્રેતાયુગ કે જ્યા ભગવાન વિષ્ક્ષણુ નો રામ તરીકે નો અવતાર લીધો હત હમ એ યુગ મા રામ ભગવાને રાક્ષસ રાજા રાવણ લંકા ધી પતિ નો વધ કરિયો

આખું શહેર જ દીવાઓ થી તમ તમ ચમકે છે હમ ત્યારથી જ દર કાર્તિક વર્ષે દિવાળી ની ઉજવણી કર વ મા આવે છે

અયોધ્યા મા આજે પણ આવી સારી રીતે જ દિવાળી ઉજવાય છે ના ના મને તો લાગ્યું જેમ બેધા રાજ્યો મા યોજાતી હશે તેમજ યોજાતી હશે

કે નદી ના કિનારે એ જેલવા મા આવે છે અને જયારે તું જોવે ને એ ત્યારે આવું લાગે છે કે જેમ આકાશ મા તારા ટીમ-તિમાવ તા હોય આવું સુંદર વાતવરણ લાગે વાહ હુ તો વિચારી ને જ આમ મારા તો રુવાડા ઉભા થઇ ગયા અરે જયારે તું માનીશ કે આતો વલ્ડરેકોર્ડ ગ્રીનીશ બૂક મા પણ રેકોર્ડ થયું છે

હા ઔર એ દીવા ની જગ્મેગાહટ થી કોઈ ભારત વાસી જ નહિ દુનિયા ના કેટલા લોકો જો વ આવે છે અયોધ્યાની દિવાળી તો

મને તો આવું થાય છે કે હુ પણ એકવાર

ભાઈ અમારે તો પેહ્લેથીજ જે મારા દાદા હેતા ને

એમનો પ ખોટું કેહવાય એમનો પ્રિય તેહવાર દિવાળી જ હતુ

અને એ અમ આજે મને યાદ છે કે જયારે પણ દિવાળી હોય ત્યારે આખા ઘર મા કલર કામ કરાવતા તા ઘર જોઈ ને આવું અપડુ ઉમંગ થઇ જતુ તુ જયારે આખું ઘર કલર-બલર થઇ ને લાગે લાગે ઓ હો કઈ આપડે અલગજ ઉમંગ આવતી તી દિવાળી ની આજેપણ મને આવું થાય છે ખરે-ખર દાદા નું કામ પણ કેટલું અતુર ને કેટલું એ હતું કે આજે અપડે કલર નો

આખા ગામ મા લોકો મીણબતી દિયા જલાવ તા તા આવું જગ મગાવે ને કે આપડા મન ને ઉમંગ થી એટલું લાગે ઓહો શુ છે આ એના કારણે જ ખરેખર દિવાળી પ્રિય છે

આ ઉપરાંત દિવાળી હોય એટલે વિદ્યાર્થિયો ને તો શાળા મા રજા આપી હોય તો દિવાળી આવવા ના થોડા દિવસ પેહલાજ લોકો નવા કપડા ખરીદવા નીકળે છે

અલગ અલગ નવા નવ ટાઇપ ના ફેટાકડા લાવતા હોય છે લોકો નવા પોશાકો પેહેર તા હોય છે દિવાળી ના દિવસે તો કોપી કોઈ પણ વ્યક્તિ એ કોઈ બીજા સામે દુશ્મનાવટ હોય તો એને પણ ભૂલી જઈ એક બીજા ને ગળે મળતા હોય છે દરેક વ્યક્તિ એક બીજા ના ઘરે મેહમાન બની ને જતો હોય છે

કોઈ પણ નવી નવી વાનગી બનાવી હોય તો એ ખાતા હોય છે દેશ ના ખૂણે ખૂણે ફેટાકડા ફોડવા મા આવે છે અખો દેશ આ ફટાકડા ના અવાજ થી ગુંજી ઉઠે છે દિવાળી નો તો અખો દિવસ જ આવી રીતે ઉલાશ થી ઊજવા તો હોય છે મને એમ તો કે તને દિવાળી તો પ્રિય છે પણ દિવાળી ની કઈ મીઠાઈ પ્રિય છે મને તો ગણી બધી મીથાયો ગમતી હોય છે આ ઉપરાંત આ દિવાળી ના વખતે નાનખટાઈ ને એ બધું પણ લાવતા હોય ને એ બધુ પણ મને બવ ગમે છે તને કઈ મીઠાઈ ગમતી હોય છે મનતો એમ તો મીઠાઈ તો બધી જાત ની ગમે

કલાજાંબુ મા થોડું વેધારે એ છે હા, હા મને પણ કલા-જામ ગમતા હોય છે બીજું તમે દિવાળી મા જે પાંચ દિવસ હોય છે ધારોકે અગિયારશ, વાઘ-બારશ, ધનતેરશ પછી દિવાળ બેશ્તુવર્ષ

અરે અમે તો અમારું છે એમા કૃષ્ણ ભગવાની મૂર્તિ છે તો અમે નાનો મોટો અંકુટ પણ રાખીયે

કોઈ પણ ખરાબ પરીશ્થીતી કેમ ના ઉભી થાય તમે હમેશા ધર્મ નો સાથ આપો તો તેમારી સાથે હમેશા સારું થા સે

આમ હમ બોલ બોલ હુ એજ કેહવા માંગું છુ કે જો ભાઈ સીધો રસ્તો હોય ને તો આપણે બધી જ વસ્તુ સારી બને લોકો જો અધર્મ અપનાવે ને ભાઈ તો જ એ શું થાય છે રસ્તા તેડામેડા થાય જેમ કે ભાઈ રામ વન મા ગય તા બરાબર હમ ગમે તે પરીશથી હતી પણ ધર્મ સાથ હતો એ વિજય થઇ ને આયા અને રાવણ પાસે પુષ્પક વિમાન દુનિયા ભર નું એને ધન દોલત હતું પણ અધર્મિ હતો તો બી વિનાષ થયો ને

ઉતર ભારત અને નેપાળ આમા દિવાળી ખુબજ સારી રીતે યોજવા મા આવે છ આ ઉપરાંત ખાલી ભારત જ નહિ પરંતુ વિશ્વ ના ગણા દેશો મા દિવાળી ઉજવવા મા આવે છે તો તને એ વાત ની જાણ છે હા સાચી વાત છે એ તો આપડે શું કેહવાય અમેરિકા ના વોસીગ્ટન મા જે ભારતીય લોકો રેહ છે ને એ લોકો બી દિવાળી નો ઉત્સવ ઉજવે છે એ તને ખબર છે કે નઈ

જો જે અપડું ઓડીશા છે ને કે જે બંગાળ મા પૂર્વ ભાગે આવેલું છ ત્યાં આવું માનવા મા આવે છે કે જે દિવાળી નો દિવસ છે ન એ દિવસે મહાકાળી માતા નું રૂપ ધારણ કરીયુ તુ પાર્વતીજી એ એટલે જ લક્ષ્મી ની જગ્યા એ એ લોકો કાળી માતા ની પૂજા કરતા હોય છે

પછી પંજા જે ભારત મા આવેલું છ ત્યાં પણ દિવાળી નો ખુબજ મહત્વ છ એ લોકો એવું માને છે કે આજ દિવસે અમૃત્ષર મા જે પ્રક્ષાત મંદિર છે

આજ દિવસે જે સુવર્ણ મંદિર છે ને અત્યારે એનો પાયો નાખવા મા આયો હતો એટલે ત્યાં દિવાળી ની ખુબજ ધૂમ-ધામ થી ઉજવણી થાય છે આ ઉપરાં એ લોકો એવું પણ માને છે કે જે શીખ ગુરુ હરગોવિંદ સિહ છે એમને જેલ માથી આ દિવસે મુક્ત કરવા મા આવિયા હતા

આ ઉપરાંત જે દક્ષીણ ના રાજ્યો છે જેમ કે તમિલનાડુ આંધેર્પ્રદેશ વગેરે મા આવું મનવા મા આવે છે કે જે કૃષ્ણ ભગવાન હતા ધવાપર યુગ મા એમને નાર્કાસુર ને મારિયો હતો હમ એટલે એ ખુશીમા એ લોકો દિવાળી ની ઉજવણી કરતા હોય છે આ ઉપરાંત ગણ બેઠા દેશો મા દિવાળી ઊજવાતી હોય છે જેમ કે નેપાળ મલેશિય શ્રીલંકા

જે આ દેશો મા જે હિંદુઓ રહેલા છે એ લોકો પણ દિવાળી ની ખુબજ ધૂમ ધામ થી ઉજવણી કરતા હોય છે ઔર તું શું જોડવ માંગીશ આમા

તને ખબર છે દિવાળી ના તેહવાર સાથે કુતરા ઓ નું મહત્વ જોડા એલુ છે અછ એ કેવું જેરા જણાય જો જે નેપાળ છે ને આપડો પાડોશી દેશ કે જ્યાં દિવાળી ઉજવાય છે એ લોકો દિવાળી ના દિવશે તૈયાર થાય છે એકબીજા ના ઘરે મળવા જેતા હોય છે હમ અને કુતરા ઓ નુ એ લોકો સન્માન કરે છે અને પૂજા કરે છે

હા નેપાળ એ કે એ એમનું પ્રાચીન સંસ્કૃતિ નું કારણ છે કુતરાઓ ની પાછળ પૂજા કરવા નું મને એટલું બધું તો ધ્યાન નથી પણ મને ખાલી આ વાત ની માહિતી છે

આવું શ્રીલંકા થી મને એક વસ્તુ ઔર યાદ આવી તને કદાચ જાણતો તું જાણે છે જે રાવણ છે રાવણ આપડે સાંભળીયે છે હમ એ ભ્રમણ હતો હા, હા રાવણ ભ્રમણ તેથા ખૂબ જ્ઞાની હતો ભગવાન શિવ નો તે ખુબજ મોટો ભક્ત હતો તો પછી એ રાક્ષસ કેમ બનીયોતો એ જાણીયુ છે કોઈ પણ સમયે માણસ નુ મન પણ શુ કેહવાય જે દિવસે માણસ ને અહેનકાર થઇ જાય ને કે મારી પાસે બધુ જ છ કોઈ મને હેરાવી નઈ શકતો

હા એ વાત બી તારી સાચી છે અને બીજી વાત એવી છે કે રાક્ષસ બનીયો એ પાચડ નું એક આવું કારણ હતું કે એના પિતા તો બ્રહ્માન હતા પણ એની જે માતા હતી ને